પર્લમા આઇએફ એન્ડ if એલ્સે કન્ડિશનલ સ્ટેટમેન્ટ્સ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું આઇએફ સ્ટેટમેન્ટ અને પર્લમા if એલ્સે સ્ટેટમેન્ટ હું વાપરી રહ્યી છું ઉબુન્ટુ લીનક્સ 1204 ઓપરેટીંગ સીસ્ટમ અને પર્લ પર્લ 5142 તેમજ હું ગેડિટ ટેક્સ્ટ એડીટર પણ વાપરીશ
તમે તમારા પસંદનું કોઈપણ ટેક્સ્ટ એડીટર વાપરી શકો છો
તમને પર્લમાં વેરીએબલો અને કમેંટોની સામાન્ય જાણકારી હોવી અનિવાર્ય છે
પર્લમાં ફોર અને ફોરીચ લૂપ્સ નું જ્ઞાન હોવાથી વધારાના લાભ થશે
સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટ પર સંદર્ભિત સ્પોકન ટ્યુટોરીયલોનો સંદર્ભ લો
પર્લ આપેલ કંડીશનલ સ્ટેટમેન્ટ પૂરી પાડે છે આઇએફ ઇફ if એલ્સે ઇફ if elsif એલ્સે અને ઇફ એલ્સઇફ એલ્સ સ્વિચ સ્વીચ આ ટ્યુટોરીયલમાં આપણે આઇએફ અને if એલ્સે સ્ટેટમેન્ટ ને આવરી લેશું
પર્લમાં ઇફ સ્ટેટમેન્ટ નો ઉપયોગ જયારે નિર્દિષ્ટ કન્ડીશન સંતુષ્ટજનક હોય ત્યારેજ કોડ ના ભાગ ને એક્ઝીક્યુટ કરે છે
આઇએફ કન્ડીશન સ્ટેટમેન્ટનું સિન્ટેક્સ આપ્યા પ્રમાણે છે આઇએફ સ્પેસ ખુલ્લું કૌંસcondition બંધ કૌંસ સ્પેસ ખુલ્લો છગડીયો કૌંસ Enter એન્ટર કોડનો એ ભાગ જેને એક્ઝીક્યુટ કરવું છે જો કન્ડીશન ટ્રૂ હોય Enter એન્ટર બંધ છગડીયો કૌંસ જો કન્ડીશન ટ્રૂ હોય તો જ આઇએફ સ્ટેટમેન્ટના અંદરનો કોડ એક્ઝીક્યુટ થશે
ચાલો ઇફ સ્ટેટમેન્ટ ના ઉદાહરણ જોઈએ
ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો ગેડિટ કન્ડિશનલબ્લોક્સ ડોટ પીએલ સ્પેસ અને Enter એન્ટર દબાવો
આનાથી ગેડિટ માં conditionalblocksપીએલ ફાઈલ ખુલશે
આપેલ કોડનો ભાગ સ્ક્રીન પર દ્રશ્યમાન થાય છે
અહી ઇફ માટે કન્ડીશન નિર્દિષ્ટ છે જે વેરીએબલ કાઉન્ટ ની વેલ્યુ તપાસશે
નોધ લો ઇક્વલ ટીઓ ઇક્વલ ટીઓ ચિન્હ અહી કમ્પેરિઝન ઓપરેટર છે
કન્ડીશન count ઇક્વલ ટીઓ ઇક્વલ ટીઓ 5 વેરીએબલ કાઉન્ટ ની વેલ્યુ તપાસશે
જયારે તે ઇક્વલ ટીઓ 5 હોય છે ત્યારે ઇફ બ્લોક અંદરનો કોડ એક્ઝીક્યુટ થયા છે
ફાઈલને સંગ્રહવા માટે CtrlS દબાવો
હવે ટર્મિનલ પર સ્વીચ કરો
ખાતરી કરો કે જે ડિરેક્ટરી માં તમે તમારી ફાઈલ સેવ કરી છે તમે ત્યાં છો
કોઈપણ કમ્પાઈલેશન અથવા સિન્ટેક્સ એરર છે કે તે તપાસવા માટે ટાઈપ કરો પર્લ હાયફેન સી કન્ડિશનલબ્લોક્સ ડોટ પીએલ અને Enter એન્ટર દબાવો
ટર્મિનલ વિન્ડો પર આપેલ લાઈન દેખાશે
conditionalblocksપીએલ સિન્ટેક્સ ઓક કોઈપણ કમ્પાઈલેશન અથવા સિન્ટેક્સ એરર ન હોવાથી આપણે આ ટાઈપ કરીને પર્લ સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરીશું પર્લ કન્ડિશનલબ્લોક્સ ડોટ પીએલ અને Enter એન્ટર દબાવો
ટર્મિનલ પર આપેલ આઉટપુટ દેખાશે
આઇ એએમ ઇનસાઇડ આઇએફ સ્ટેટમેન્ટ ગેડિટ પર પાછા જઈએ
વૈકલ્પિક રીતે આપણે ઉપરના ઇફ સ્ટેટમેન્ટ ને આ રીતે લખી શકીએ છીએ પ્રિન્ટ સ્પેસ ડબલ ક્વોટ્સ આઇ એએમ ઇનસાઇડ આઇએફ સ્ટેટમેન્ટ સ્લેશ ન ક્લોઝ ડબલ ક્વોટ્સ સ્પેસ આઇએફ ઓપન બ્રેકેટ ડોલર કાઉન્ટ સ્પેસ ઇક્વલ ટીઓ ઇક્વલ ટીઓ સ્પેસ 5 ક્લોઝ બ્રેકેટ સેમિકોલોન
હવે ચાલો if એલ્સે સ્ટેટમેન્ટ જોઈએ
આ સ્ટેટમેન્ટ જયારે યુઝરને એક્ઝીક્યુટ કરવું હોય ત્યારે વાપરવા માં આવે છે
જયારે કન્ડીશન ટ્રૂ હોય તો એક કોડ નો ભાગ અને બીજો કોડ નો ભાગ જયારે કન્ડીશન ફળસે હોય if એલ્સે કન્ડીશનનું સિન્ટેક્સ આપ્યા પ્રમાણે છે આઇએફ સ્પેસ ખુલ્લું કૌંસ conditionબંધ કૌંસ સ્પેસ ખુલ્લો છગડીયો કૌંસ એન્ટર ટાઈપ કરો
કોડ નો ભાગ સેમિકોલોન એક્ઝીક્યુટ થશે જો કન્ડીશન ટ્રૂ હોય Enter દબાવો
બંધ છગડીયો કૌંસ સ્પેસ એલ્સે સ્પેસ ખુલ્લો છગડીયો કૌંસ Enter બીજા કોડ નો ભાગ સેમિકોલોન કન્ડીશન ફળસે હોય તો એક્ઝીક્યુટ કરવા માટે Enter દબાવો બંધ છગડીયો કૌંસ
હવે ફરીથી conditionalblocksપીએલ ફાઈલ પર જાઓ જે આપણે પેહલાથીજ ગેડિટ
માં બનાવી હતી
કાઉન્ટ વેરીએબલ ને 4અન્સાઈ કરો પછી ઇફ બ્લોક ના અંત માં ટાઈપ કરો સ્પેસ એલ્સે સ્પેસ ખુલ્લો છગડીયો કૌંસ Enter દબાવો
પ્રિન્ટ સ્પેસ ડબલ ક્વોટ્સ આઇ એએમ ઇનસાઇડ એલ્સે સ્ટેટમેન્ટ સ્લેશ ન ક્લોઝ ડબલ ક્વોટ્સ સેમિકોલોન Enter દબાવો અને બંધ છગડીયો કૌંસ
અહી count
વેરીએબલને 4 અસાઇન કર્યું છે
જેમ કાઉન્ટ વેરીએબલ 5 વેલ્યુને મેળ ખાતું નથી
કોડ ઇફ બોલ્ક અંતર્ગત એક્ઝીક્યુટ નહી થાય
કોડ ની જગ્યાએ એલ્સ બ્લોક અંતર્ગત એક્ઝીક્યુટ થશે
ફાઈલને સંગ્રહવા માટે CtrlS દબાવો
હવે ટર્મિનલ પર જાઓ
કોઈપણ કમ્પાઈલેશન અથવા સિન્ટેક્સ એરર છે કે તે તપાસવા માટે ટાઈપ કરો પર્લ હાયફેન સી કન્ડિશનલબ્લોક્સ ડોટ પીએલ હવે Enter દબાવો
ટર્મિનલ પર આપેલ લાઈન દેખાશે
conditionalblocksપીએલ સિન્ટેક્સ ઓક કોઈપણ કમ્પાઈલેશન અથવા સિન્ટેક્સ એરર ન હોવાથી આપણે આ ટાઈપ કરીને પર્લ સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરીશું ટાઈપ કરો પર્લ કન્ડિશનલબ્લોક્સ ડોટ પીએલ અને Enter દબાવો
ટર્મિનલ પર આપેલ આઉટપુટ દેખાશે
આઇ એએમ ઇનસાઇડ એલ્સે સ્ટેટમેન્ટ શારાંશ માટે આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા આઇએફ ઇફ અને પર્લમાં if એલ્સે ઇફ એલ્સ કન્ડીશન સ્ટેટમેન્ટ
અમુક સેમ્પલ પ્રોગ્રામોનો ઉપયોગ કરીને
અહીં તમારા માટે અસાઇનમેન્ટ છે જયાએ વેરીએબલ પર્લ વેલ્યુ ડિક્લેર કરેતો ઇટ ઇસ એએન ઓપન સોર્સ લેન્ગ્વેજ નહી તો આ પ્રિન્ટ કરો આઇટીએસ એ પ્રોપ્રાઇટરી લેન્ગ્વેજ આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો
તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે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
આ મિશન પર વધુ માહિતી સ્પોકન હાયફેન ટ્યુટોરિયલ ડોટ ઓર્ગ સ્લેશ ન્મેઇક્ટ હાયફેન ઇન્ટ્રો આ લીંક પર ઉપલબ્ધ છે
આશા રાખું છું કે તમને આ પર્લ ટ્યુટોરીયલ ગમ્યું હશે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
જોડાવાબદ્દલ આભાર